હ ચણીયાચોલી હતી ને

એટલે મેં પૂછ્યું તું ભાડું

એટલે ત્રણ હજાર સુધી કીધું મોગું જ ના પડે ત્રણ હજાર માં એવી લાવો એના કરતા તો કિરણ બેન કે મારે લાઈ એના કરતા કે એ મને બે હજાર કરતા એ સસ્તી મળે હે બિજી એક જગ્યા કે એ અમ ને ખબર નતી પેહલા ને અમે લાઈ ધીધી પણ એના કરતા ભી સસ્તી મળે મસ્ત મસ્ત મળે જેવી જોવે એવી હજાર થી ચાલુ થાય હ એટલે પછી ત્રણ હજાર ની એ ભાડે લાવો એના કરતા પોતાની લાવી જ સારી એમ હોવે જ ને તાર ત્રણ હજાર માં તો જો અ લાવા જો તો એમ તો બે આવે પંદરસો પંદરસો ની લાવો તો એ બે આવે ઈયો ને બે હજાર ની હતી પણ શું બે હજાર ની યો ને બે હજાર ની હતી તો અ મને તો મસ્ત ગમી તી reception માં પેરી તી ને સરસ હતી ફોટા સાથે કદાચ મંગાઈ હા તો ફોટા મંગાવજો એટલે અપને ખબર પડે ને હારું અન પેલે ચ્યારે જવાનું થાય ઈકબાલગડ જઈ ને ચણીયાચોલી તો મને સારી લાગી તી પણ એ ચાણીયાચોલી ઓ મોગી હતી એ જોઈ તી તમે એ ચેત્લા કીધા હતા ખબર છે પીસ્તાલીસો ના ના પીલા એન પપ્પા એ છોકરી ના પપ્પા એ પૂછ્યું હતું ને ઈ પેલી નતી અપને આ કાપડ જોયું હતું એના જેવી હતી ને મેશ નો દુપટો હતો એમને લીધી એ conform કરીએ ઓવે પીલા grey colour કે ચેવો હતો ઓવે ઓવે ની જોબલી જેવો હતો એજ ને એટલે પીલુ કાપડ આપડે અન્દર જોઈએ એવું લીધું હતું ને એ યો ને તો હ હ જોઈ નેટ નો દુપટો હતો તમને ગમી તી એજ ને તમને

અને પેલી બિજે જે બિજે એક હતી ને બીજે એને એક ઘરે નતી પેરી બિજી એને એક પેરી તી ખબર હે એ દુપટો બીજો હતો

colour કયો હતો colour તો મને કઈ યાદ નહિ પણ એ છ હજાર ની હતી ઓ હો તો એટલે અમદાવાદ સસ્તી મળે આખી ચણ્યા ચોળી ની બજાર જ છે હ એટલે એમ ની પહી આપને પોતા ઘરે લવાનું એટલે એ મોગું આવે હ એટલે એમ કઉ છુ ને એના કરથી અમદાવાદ થી જ લવાય ત્યાં સસ્તી મળે હું તો એમ જ કવું ત્યાં થી જ લાવું હમ ચાલે

હવો ખાધુ

બસ તો અને તમે જોન માં તો મુ તો નઈ જવાની

ઓ પણ મજા ના આવે ઈ યો ન ભેગું ચમ અલગ પડો આપને પછી ઈયોનેન પીલા ઘરવાળા હોય ને એટલ આપને મજા ના આવે હમ ઘર એકલું હોય ને તો ચાલે હજી

પણ બાર જવાનું કે તો સહન ના થાય કોક એવું હોય ને તો એ આપડા માં આવતા નહિ પાછા વિના કાકા ના કોઈ પણ બીજા કઈ ને ઉભા રે હમણાં હાઉ ઘર નવરો જ છે રોજ રોજ હેડ્યો જ આવે રોજ એ રોજ મલોઅના રોજ રોજ એ રોજ મલોઅના કોઈ કામ ધંધો નહિ એમ કહી ને ઉભા રે તો મને એટલે તો ત્યાં ખાવા જવાનું હોય તો મને ઓછુ ગમે જમણવાર તો હજી બરાબર છે પણ હવે એમ કે વરઘોડા માં દોડિયા રાસ માં હે હઅ એટલે સરમ આવે સરમ આવે

હા એટલે જ તો જમણવાર માં તો એમ કે મિત્રો હોય એટલે જવરાય હમ તાર બસ બીજું શાંતિ અર બીજું કો બસ બીજું શાંતિ સુ પીલા સુ કેતા તા ને કો કે બેબી ના બેનપણી ના ભૈયો સુ કીધું તું હ અ ઈ તો ટુપો ખાધો ની હઅ કે હે ને એની મમ્મી એ જ મારી નાખ્યો એવી બધી વાતો કરે એની મમ્મી હમ માં ઉઠી ને કોય એવડો મોટો છોકરો મારી ના નાખે એટલે બધા એવી વાતો કરે હવે આપને ખબર નઈ બેબી ને ખબર હશે બેબી એ ના કીધું કોઈ કીધું હવે કઈ એવું એમ ત્રણ ભાઈ હતા કોકે અને બે બુનો કે એવું કઈ હતું એટલે આ મોટો હતો હ મોટો હતો મને લાગે સુ કરતો હતો એટલે આ સુ કરતો છોકરો ભણતો

અને હવે સુ થયું મને લાગે કોક નોકરી કરતો હતો હમ પણ થયું સુ ને એ ખબર નઈ હમ એટલે અમુક એમ કે કે એની મમ્મી એ નહિ માર્યો ને અમુક એમ કે કે મમ્મી માર્યો માં તો હાવ કોઈ છોકરાં ને મારી ના નાખે

એમ તો કોઈ ના મારે

હવે વસ્તી તો મોઢે પઢે હવે એવી વાતો કરે અમારે આ છોકરાં ને કોઈ કે દવા પાઈ ને કોઈ કે એમ નેમ મરી જાયો ને કોઈ કે માર્યો એટલે મરી ગયો ના એટલે એમાં અમુક એમ કોઈ કે જગણા ના પંદર છોકરાં ઓ નું નામ આવું હે હમ અને એ છોકરાં ને માર્યો મારી ને દવા પીવડાઈ ધીધી પણ તરસ્યો પણ એમ કે જલ્દી દવા પીધે લી હોય એટલે જલ્દી કોઈ હાથ એ ના લગાવે હ એટલે ના લગાવે પહી દવા પીધે લી હોય એટલે ખોટું નામ આવે તો એમ એટલે પહી તડપી ને મરી ગયો અને આ લોકો જે હતા બેન ને એ બધા

કે આ છોકરાં ની બેન હમ છોકરાં ની બેન

મોટી હૈ હ પણ મારી થોડી નખાય મરાયે તો ના જ ને મરાયે તો ના જ ને બાપડા ને એમ ને મ કદાચ શિક્ષા કરવાની હોય એમ હાવ મારી થોડું નાખ્યે હા એજ ને હવ એમાં તો જગણા વાળા તો ઉભા ના રૂપ થયે લા હી જગણા વાળા તો પીટ્યા તો બધી જાત વાળા એવા હૈ સી ખબર ચમ ના પણ એરેર્યા વધારે ઉભા થયે લા હે બધે યો નું નામ પેહલા આવે બીજા તો સુ અપના ગામ માં સે પણ નહિ બીહતા

એ અન્જુ ભાઈ ને phone કર્યો કે તારા જીજાજી નું નામ તો નઈ આવ્યું કે કેને કર્યો phone અંજુ એ આહ તો અપડા ગામ નો કોક છોકરો હે ને રોહિત ને phone કર્યો કે તાર જીજાજી નું નામ તો નહિ આવું ને એવું હતું એમ એટલે કે ના ન

યો ને તો પાછા બધા strict એમ તો એની મમ્મી એન પપ્પા એવું હૈ એમ હમ

એ ખાસું થયું છ મહિના જેવું થયું એ વખતે માર્યા હતા ને એ જગણા વાળા જ હતા

એવું તો કોય ખબર નહિ અમને એતો ગોતું ને ખબર છે પૂછજે એ તો એ વખ્ત્વે તો ગોતું college જતો હતો એટલે ખબર જ

એ તો ઓય વિચિત્ર છે ન કર આ આપના માલોના માં રહ્યા ચેવા નામે તો લો ખબર પડે એમ તો ના બોલી હ એટલે આપડે તો મલોના ના બધા એમ કે બારોટો બધા એક સે કે એટલે હમ બીહાયે એમ તો પાછા

હ મારે એક પિલે નિધિ જોડે ચણીયાચોલી પડીતી ને હમ એ રી એ મંગાવાની હતી પણ કાલે ગોતું ગયા એ મને ખબર જ નતી હમ મંગાઈ ઓત તો સારું હતું કાલે ગયા હતા ને મળવા કાલે ગયા હતા ને પગે લાગવા ગયા તા માતાજી ને

કુલદીપ ને બે જયા તા મનગાઈ તો સારું હતું ઓવે પણ ખબર નતી હમ બસ બીજું શાંતિ હવે એક દાડો થરા જાવું પડશે ચમ થરા શું આ તાર પપ્પા નહિ કેતા પીલા સોની ને ઓય જવાનું હમ દાડે દાડે જાસો સવારે જાહો સાંજના આવસો

વેહલા જયો ઓય થી સોજના પાછા આવસો તાર ફુવા સાથે સાથે આઇસુ રી ચાલે ઘેર

ઈયો સેને અમારે દસ અગિયાર ને બાર ત્રણ દિવસ ની ઓધો ની

બીજું બસ સોન્તી ફઈ કાકી નો phone બીજો આવ્યો નતો ના યો નો તો નહિ આવ્યો યો ને એક

પીલો green colour નો લાયો હે ને કોટા પતિ વાળો

અને ને એક કોક ગુલાબી જેવા colour વાળો ગુલાબી ચિયો લ્યો અરે બીજો મતલબ

હે એ તો મને કોય ખબર નહિ એક લાલ મને લાગે સિવા આપ્યો હતો યોને પૂછતા મત નતર વારી મને કેસે કીધું પડી વળી ચમ તન ના પડી તી ના ના એવું કઈ કીધું નહિ પણ એમ કે હમ સરવન કાકા ને ખબર નથ પાડવા દેતા

હમ અત્યારે શ્રવણ કાકા દુખી જ થઇ ગયા હૈ શ્રુતી લીધા આવે છે લોટે મારે તો કાલે college જવું પડે મારે લાયો એ મત કેજે તું હવે લઇ લો લીલો ને એટલે મેતો તો ફોટા મો થી delete માર્યા પરાં mobile મોથી માર્યા હઉ મારા જે મારે પેરવા હતા તારે નતા લીલા color ના આપને અહિયાં પાડ્યા હતા નવરંગ વાળા ને એ તો delete માર્યા મેં અરુણા ભુવા પૂછતા હતા કે અરુણા ભુવા પૂછ તી તી કે સુશી બા અલ્યા કીધું નહિ આલયા ચારયે પૂછતા હતા આજ

હમ

કે ચમ ના બદલી હ એ તો ચો ત્યો નહિ અલવા ને અ તો અમીર બાગ માં આલ્યો પરો ને લીલો તો હઅ ઈ તો ઓધો ની ખબર ની પડે હમ અને પીલા જે સાડી નો સીબા આપ્યો એ સદરપુર આલવો લીલી cotton ની એક સાડી મારે પડી હૈ કે એનો આલવો હે સીવા

મારે તો સે ને એક વરખ અરે પીલા ભરત જેવું ભરે લુ ને એટલે મારે હવે તો દેખો green colour ની બે meter મજા ની આવતી એટલે પિલો એમ નતી કેતી કે કાળી પડી ને સીવીસ તો વળી વધારે પડે અઢી meter થઇ જાય અને એ ઘાગરો અઢી meter હોય ઘેર વાળો તો પણ આખો ભરે લો નહિ ને નકર તો ઘેર વાળો થઇ જોતે

શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે તેને શિક્ષણ મળવાનું અનુમાન પ્રત્યેક પ્રત્યેક થયેલું સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે આ અંગે વિસ્તૃત સમજ મેળવવા માટે ફોરડાઈન બિલાડી ઉપર કરેલા પ્રયોગ સમજીએ ફોર ડાઈન નો પ્રયોગ

દળાવતા પેટીને દરવાજો ખુલી જતો હતો આ સમસ્યા માંથી ફોર ડાઇન એક ગોર બિલાડી મૂકી અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મુકવામાં આવ્યો હતો. સ્વભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટી ની બહાર નીકળવાનો પ્રયાસ કરતા લાગી શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા સળિયા ને બચકા ભર્યા સમસ્યામાં આમથી તેમ આંટા માર્યા આંટા માર્યા કર્યા ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટી ના બહાર નીકળાય જ નહીં કે કેમ ચકાસ્યો પરંતુ બિલાડીએ સમસ્યા પેટી ની બહાર નીકળવાનું સફળતા મળી શકે નહીં આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા તેમાં અચાનક તેનો પંજો સમસ્યા પેટીના ખોલવાની જગ્યા સ્થળ પર પડી જતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો અહીં સમસ્યા પેટીના દરવાજા ખુલવું એ એક આકસ્મિક ઘટના હતી બિલાડીએ કોઈપણ હેતુ કે સમજક પૂર્વક કળ દબાવી ન હતી એટલું જ નહીં આ કળ દબાવવાથી દરવાજો ખુલ્યો હશે એવો પણ તેનો ખ્યાલ ન હતો અને તેની જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવ્યા જ તેની પહેલા જ જેવો જ

આ રીતે ત્રણ ડાઈક સતત ચોવીશ દિવસ કુલે કુલ ચોવીશ પ્રયત્નો સુધી બિલાડીના પ્રયોગો ચાલુ રાખ્તા ચોવીશ માં પ્રત્યે પાંજરામાં મુકતા ની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડીએ પ્રાપ્ત કરી શકતી હતી સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવવામાં મેળવતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ પ્રયત્ન માટે લાગતા